મીટર ની નીચે એક પ અ પાટિયું મૂકેલું છે જેના પર એક બોટલ દેખાઈ રહી છે એની નીચે એક બોક્સ દેખાઈ રહ્યું છે.

આ એક જીમ નું પિક્ચર્સ છે જેમાં જીમ ના સાધન મૂકવામાં આવેલા છે.

સામની સાઇડ મિરર બી છે અ પછી ટાવલ હેંગર બી લ લગાવેલા છે.

ટેબલ પર બે પાણીની બોટલ પડેલી છે અને સાઈડ માં બીજી બી બે વિન્ડો છે.

આ પીચ્ચર માં પીઝા લખેલો એક અ બ્લેક અને અ યેલ્લો ફ્રેમ વાલો બોર્ડ દેખાઈ રહ્યો છે.

એની ઉપર એક અ લાઉઝ સ્પીકર મુકવામાં આવેલું છે સાઈડમાં બે ઝાડ છે.

સામે અ બે-ત્રણ માણસો ઉભેલા છે એની બાજુમાં ઓટોરિક્ષા છે.

જેના બ્લેક કલર ના પિલ્લો છે એમાં લખેલું છે વડોદરા મહાનગર સેવા સંઘ.

દિવાલની પાછળની સાઈડ ઝાડવા છે નીચે અ માટી વાળું મેદાન છે.

એ એક એકે રેડ કલર નુ શર્ટ પેરેલું છે. એકે ગ્રીન કલર ની કેપ પેરેલી છે .

એનામાં બહુ બધા ઝાડ છે આગળની સાઈડ અ વાઈટ કલર ના તંબુ બાંધેલા છે.

આ એક કનટ્રક્શન સાઈડ નું પિક્ચર છે જેનામાં એક મશીન મૂકેલું છે.

આ એક નોન વેજ ફૂડ ઢાબા છે. જેનું નામ પટેલ નોન વેજ ઢાબા છે.

જેના બોર્ડ નો કલર સ્કાય બ્લુ એન્ડ બ્લુ છે ઉપર બોર્ડ માં કોલ્ડ્રિંક્સ ની એડ મૂકેલી છે.